જેની પાછળથી ત્રણ થી ચાર મોટા ઝાડ છે.

જ્યાં બે થી ત્રણ લોકો ઘર બનાવવા માટે કામ કરી રહ્યા છે.

બતક કે એવું બધું દેખાઈ રહ્યું છે.

ત્યાં સાઈટ ઉપર ઘણા બધા છૂટા પથ્થરો દેખાઈ રહ્યા છે નાના-નાના છોડવાઓ ઉગી નીકળેલા હોય એવું દેખાઇ રહ્યું છે.

સામેની બાજુ ઈંટો બધી મૂકી હોય એવું લાગે છે.

એક ભાઈ પ્રેઝન્ટેશન આપી રહ્યા છે ટેબલ ઉપર એક નાનું નાનું સરખું પ્લાન્ટ દેખાઈ રહ્યું છે.

જેમા ટોપલીઓ અને કેરેટ ઉપર ફાળો ગોઠવવામાં આવેલ છે.

સામેની બાજુએ એક મોટો પથ્થર વાળો પર્વત દેખાઈ રહ્યો છે.

આ ચિત્રમાં એક દુકાન અંદર નું દ્રશ્ય છે.

ટીવી ઓ સ્પીકર્સ કુલર ફ્રીજ મોબાઇલસ જેવી ઘણી બધી ઇલેક્ટ્રોનિક્સ આઇટમ છે.

સાઇડ ઉપર બ્રશ જેવી વસ્તુઓ લગાડવામાં આવેલ છે આ ચિત્ર કોઈ વહેલી સવારનું અથવા તો સાંજનું લાગી રહ્યું છે.

ચોમાસાના લીધે રસ્તા ઉપર ખાડા પાણીથી ભરાઈ ગયેલ છે.

ચારથી પાંચ જેવા પંખા ઉપરની સાઈડ લગાવેલ છે.

સાથે સાથે પતરાઓ દેખાઈ રહ્યા છે ટાંકી વાઈટ અને બ્લેક કલર ની દેખાઈ રહી છે.

આ ચિત્ર રોડની સાઈડનુ દેખાઈ રહ્યું છે.